નીચે થોડાક તબાકડા પડી રહ્યા છે બે-ત્રણ ડ્રોવરો પણ છે ઉપર પતરાનો શેડ મારેલો દેખાય છે.

તેની અંદર ઘણા બધા વૃક્ષો છે બંગલાનું એકદમ ગાર્ડન રીતે કરેલું છે લીલા કલર નુ ઘાસ ની ફ્રેમ લગાડેલી છે વિન્ડો છે.

કદાચ જૂનુ અલ્ટો એટ હંડ્રેડ મોડલ છે લાલ કલર છે તેનો તેને ઉપર ખસેડવામાં આવી છે અને તેની સર્વિસ ચાલુ છે લાગે છે ચાર થાંભલા છે.

સેન્ટ્રલ ગાંધીનગરનુ છે તેનો પિનકોડ આડત્રીસ વીસ તીસ છે નીચે બાઇક પડ્યુ છે આગળ રોડ છે.

ઉપર વાઇરીંગ કરેલુ છે એક લાલ ખુરશી પડી છે.

તેનામાં રીંગણ મરચા એવું કંઈક તેના સ્ટોલ પર દેખાઈ રહ્યું છે.

ઉપર દુકાન પર ઘણા-બધા કપડાં લટકી રહ્યા છે એવુ કંઈક દેખાય છે ઉપર લીલા કલર ની નેટ પણ પાથરેલી છે. "

મારા હિસાબથી કદાચ આ કોબીજ જેવી શાકભાજીનું ચિત્ર હોય સકે છે.

તેના પાંદા ખૂબજ ફુલેલા અને લીલા લીલા અને પીળા પણ દેખાય રહ્યા છે.

ખેડૂતે ચોકડી કલર નુ ચેક્સ જામલી શર્ટ પહેર્યુ છે.

આજુ બાજુમાં એક ઇકો એક અલ્ટો એક વ્હાઇટ એક રેડ અલ્ટો પડી રહી છે.

એક દુકાનનું ચિત્ર દેખાઈ રહ્યુ છે દુકાન માં લેડીઝવેર કલેક્શન દેખાઈ રહ્યા છે.

શોરૂમ નું નામ શીતલ મોટર્સ છે જે સુઝુકી નુ શોરૂમ છે અંદર વેગેનાર અલ્ટો બલેનો જેવી ગાડીઓ પડી રહી છે.

બિલ્ડિંગ ની બાર ઘણા-બધા વિધાર્થીઓ બેગ લઇને બેસી રહ્યા છે.

વ્હાઇટ કલર ની એલ_ઈ_ડી ટ્યુબલાઇટ લગાઇલી છે લાલ વ્હાઇટ કલર થી પરદા મારેલા છે અને ત્યાંનું સ્ટેજ બનાવેલું છે.

કસેક પ્લેટફોર્મ નુ ચિત્ર અથવા બિલ્ડિંગ નુ ચિત્ર જણાય છે.

મોટા ભાગમાં રોડ ના મોટા ભાગમાં શેડ પાડેલુ છે એક ગાડી આવતી દેખાય છે બે-ત્રણ માણસો ચાલી રહ્યા છે.